જાવામાં ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર વિશે
અને કન્સ્ટ્રક્ટર બનાવવું
અહીં આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ આવૃત્તિ ૧૧૧૦ જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ જેડીકે ૧૬ અને એક્લીપ્સ ૩૭૦ આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જરૂરી છે કે જાવામાં એક્લીપ્સની મદદથી ક્લાસ અને ક્લાસનો ઓબ્જેક્ટ કેવી રીતે બનાવવું
જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટ જુઓ httpwwwspoken tutorialઓર્ગ કન્સ્ટ્રક્ટર ઇન્સ્ટેન્સ વેરીએબલોને ઈનીશ્યલાઈઝ કરવા માટે વપરાય છે
તેને નવો ઓબ્જેક્ટ બનાવતી વખતે કોલ કરવામાં આવે છે
ચાલો હવે જોઈએ જાવામાં કન્સ્ટ્રક્ટર ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું
તો એક્લીપ્સમાં મેં પહેલાથી જ જાવા ફાઈલ studentજાવા બનાવી છે
સ્ટુડન્ટ ક્લાસમાં આપણે બે વેરીએબલો જાહેર કરીશું
તો ટાઈપ કરો ઇન્ટ roll number અર્ધવિરામ અને સ્ટ્રીંગ નામે અર્ધવિરામ
ચાલો હવે મેથડ બનાવીએ
તો ટાઈપ કરો વોઇડ studentDetail છગડીયા કૌંસમાં ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન roll number ત્યારબાદ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન નામે હવે મેઇન મેથડમાં આપણે આ મેથડને કોલ કરીશું
તો ચાલો ઓબ્જેક્ટ બનાવીએ અને મેથડને કોલ કરીએ
તો ટાઈપ કરો સ્ટુડન્ટ ઓબ્જેક્ટનું નામ સ્ટુ ઇકવલ ટુ ન્યૂ સ્ટુડન્ટ ત્યારબાદ સ્ટુ ડોટ મેથડનું નામ જે સ્ટુડેન્ટડિટેઇલ છે
પ્રોગ્રામને સંગ્રહીત કરો અને રન કરો
આપણને આઉટપુટ શૂન્ય અને નુલ દેખાય છે
આમ ઇન્ટ વેરીએબલ roll number તેની ડીફોલ્ટ વેલ્યુ શૂન્યથી ઈનીશ્યલાઈઝ થયું છે
અને સ્ટ્રીંગ નામ તેની ડીફોલ્ટ વેલ્યુ નુલ થી ઈનીશ્યલાઈઝ થઇ છે
જો આપણે કન્સ્ટ્રક્ટરને વ્યાખ્યાયિત કરતા નથી તો ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર બને છે
ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈપણ પેરામીટર ધરાવતું નથી
તે ઇન્સ્ટેન્સ વેરીએબલોને તેની ડીફોલ્ટ વેલ્યુ થી ઈનીશ્યલાઈઝ કરે છે
ચાલો હવે કન્સ્ટ્રક્ટર ને વ્યાખ્યાયિત કરીએ
તો ટાઈપ કરો સ્ટુડન્ટ કૌંસ અને છગડીયો કૌંસ
યાદ રાખો કન્સ્ટ્રક્ટર એજ નામ ધરાવે છે જે ક્લાસનું નામ છે જે સાથે તે અનુલક્ષે છે
કન્સ્ટ્રક્ટર મેથડો સમાન છે પરંતુ અમુક મહત્વપૂર્ણ તફાવતો છે
પ્રોગ્રામને સંગ્રહીત કરો અને રન કરો
આપણને સમાન આઉટપુટ મળે છે
કારણકે કન્સ્ટ્રક્ટર જે આપણે વ્યાખ્યાયિત કર્યું છે એ કોઈપણ કન્સ્ટ્રક્ટર નથી એ સમાન છે
પરંતુ અહીં કોઈપણ ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર બનેલ નથી કારણ કે આપણે કન્સ્ટ્રક્ટર ને વ્યાખ્યાયિત કર્યું છે
ચાલો હવે આપણા વેરીએબલોને વેલ્યુઓ આપીએ
તો કન્સ્ટ્રક્ટર માં ટાઈપ કરો roll number ઇકવલ ટુ ટેન અર્ધવિરામ
અને નામે ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્નમાં રમણ હવે પ્રોગ્રામને સંગ્રહીત કરો અને રન કરો
આપણે આઉટપુટમાં જોઈએ છીએ કે roll number ની વેલ્યુ દસ છે અને નામ રમણ છે
આમ કન્સ્ટ્રક્ટર ઇન્સ્ટેન્સ ફિલ્ડને ઈનીશ્યલાઈઝ કરે છે
ચાલો હવે મેથડ અને કન્સ્ટ્રક્ટર વચ્ચે અમુક તફાવત જોઈએ
કન્સ્ટ્રક્ટર રીટર્ન ટાઇપ ધરાવતું નથી
જયારે કે મેથડ ને રીટર્ન ટાઇપ હોય છે
કન્સ્ટ્રક્ટર ને ન્યૂ ઓપરેટરની મદદથી કોલ કરાય છે
જયારે કે મેથડ ને ડોટ ઓપરેટર વડે કોલ કરાય છે
તો મેથડ અને કન્સ્ટ્રક્ટર વચ્ચે આ કેટલાક તફાવતો હતા
તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર વિશે
કન્સ્ટ્રક્ટર ને વ્યાખ્યાયિત કરવું
અને મેથડ અને કન્સ્ટ્રક્ટર વચ્ચેનાં તફાવતો
સ્વ આકારણી માટે વેરીએબલો સાથે એમ્પ્લોયી ક્લાસ બનાઓ અને વેરીએબલોને દર્શાવવા માટે એક મેથડ બનાવો
અને એમ્પ્લોયી ક્લાસ માટે એક કન્સ્ટ્રક્ટર બનાવો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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર